લીલોત્રી છે અને ઘણા બધા વૃક્ષો ત્યાં આગળ આવેલા છે.

સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું લાગે છે અને બે બાજુ બાળકોની--

લાંબી લાઇનો છે અને બાળકો યોગા કરતા હોય એવુ લાગી રહ્યુ છે.

આ કોઈ હોસ્પિટલ ની મેડિકલ શોપ લાગી રહી છે જ્યાં બધાજ વ્યક્તિઓએ માસ્ક પેરી રાખેલા છે અને લાઈન માં ઊભા છે.

આ એક ફળોની દુકાન હોય એવુ લાગી રહ્યુ છે કેરી સફરજન અને ઘણી બધા--

ઘણી બધી પ્લાસ્ટિક ની બેગો ત્યાં પડી છે ઉપર પતરાનો શેડ લગાવેલો--

કોઈ ર રેસ્ટોરન્ટ જેવું લાગી રહ્યું છે બે લાલ કલર ની ચેર છે કોમ્પ્યુટર છે ક્યુ_આર કોડ છે અને--

આ એક બગીચા જેવુ લાગી રહ્યુ છે એક નાની અમથી છોકરી બેસી છે અને એ--

સળિયાની વચ્ચે માલ નાંખી રહ્યા છે મજુરો તગારે તગારે.

કોઈ દેવી દેવતા માતાજી આ ભગવાનનો કોઈ રથ લાગી રહ્યો છે આગળ સરસ રીતે સંગારેલું છે અને માઇક લગાવેલું છે.